કે ગાડી આવી છે એતે electronic છે સંપૂર્ણપણે તેમાં driver ની પણ જરૂર નથી ખબર છે તને એના વિષે? હા હા હૂબ તે બધા વિશે જાણું ચુ કે તે tesla માં શું હોય છે ખબર છે મિત્ર કે તે driver less હોય છે તેના અંદર એવું softwer ફીટ હોય છે કે તેની અંદર sensor લગાવેલા હોય છે કે આગળ કોઈ અવરોધ આગળ red light થાય છે તો કે ગાડી ઉભી રહે છે તે તેની રીતે જ ચાલશે તે તેના રીતે જ પોતાના decision લઇ સકે તો કેમ કે તેને driver કોઈ જરૂર ની પડે તમે એના અંદર movie જોઈ શકો છો tv જોઈ શકો છો આ બધું જ છે આ machine યુગ ની સરુઆત અહી થી નથી થઇ આ તો બધું latest છે એના વિશે આપડે પછી વાત કરીશું પણ જો તે મેં કહ્યું ને કે steam engine ની શોધ થઇ કે એના પછી શું થયું કે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 ગામમાં એક જગ્યા એ ભેગા થાય અને television જોવે અને નવી લગતી કે આવું બધું શું હોય આ ડબ્બુ હોય અને એના અંદર ચલ ચિત્ર નું પ્રસારણ થતું હોય. અને અત્યારે એક machine વિશે તે નાઈ સાભળ્યું હોય પણ દુનિયા નું સૌથી મોટું machine છે એ truck છે એ લાખો કિલો વજન પણ પોતાના દ્વારા ઉચકી સકે છે. આ તું શું કેતો હતો tesla વિશે કઈ વધરે જાને છે?

હા એ તો તે સાચું જ કીધું છે અત્યરે દુનિયા global village બની ચુકી છે અને તેની સાથે સાથે બધું વિદ્યુત સંચાલિત થઇ ગયું છે

હા televisio તો તે llight વગર તો ચાલવાની નથી mobile ને પણ charging જોઈએ television માં તો હવે નવી નવી screen આવી રહી છે જેમ કે LCD led અને જે old display હતી એ તે એમાં નવી નવી રીતે તમને જોવા મળે છે કે નવા નવા તમને અનુભવ થાય છે એ જ રીતે theatre માં પણ advancement આવી ચુક્યું છે કે projector થી કામ ચાલે છે તો projector પણ electronic machine જ છે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 હા ભાઈ અમારે ઘરે પણ ઘણાં જ electronic સાધનો છે જેમ કે tv washingmachine અને પંખો અને ઘણાં જ તું જો ને માર ઘરે washing machine છે તો પેલા મારા મમ્મી ને પેલા હાથ થી ધોતી ત્યારેકમર માં દુખાવો રેતો પણ washing machine લાવ્યા ને ત્યાર થી બધું electronic સાધનો માંથી કપડા ધોવાઇ જાય છે તેથી તેને કમર માં દુખાવો નથી થતો. ફાયદા કારક છે મારા ઘર માટે હા તો washing machine માં એક સિધાંત હોય છે કે અંદર એક પંખો હોય છે તે તમારા કપડા ને ગોળ ગોળ ફેરવે છે એટલા એમાં શું થાત કે જે કપડા નો મેલ હોય તે નીકળી જાય તો washing machine ની શોધ ક્યારે થઇ એ તો ખબર નથી પણ એક બહેતરીન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 તો તેમને bank જવાની બૈં મુશ્કેલી પડતી હતી તો એમને એવું વિચાર્યું કે કોઈ machine હોય જેમાં card લગાવીએ પોતાના bank નું અને પૈસા નીકળી શકીએ તો એમાં pin number set કરવા પાચલ પણ એક મસ્ત વાર્તા છે કે જે એમની wife હતી એમને એ પોતાના pin set ભૂલી જતા હતા તો ચાર અંક નો pin જ રાખેલો તમે atm ક્યારે use કરેલું જ્યાં card થી પૈસા નીકળતા હોય હા યાર use કરેલું છે મારી પ્પોતાની પાસે જ છે electronic atm જેનાથી હું દરરોજ અવાર નવાર વ્યવહાર કરો રાઉં છું અને electronic સાધન ની વાત થાય છે તો આપડે આપદા સૌથી ઉપયોગી સાધન mobile ને કઈ રીતે ભૂલી શકીએ એ mobile આવ્યો ત્યાર થી યાર દુનિયા કેટલી બદલાઈ ગઈ છે અપના ઘણાં કામ મોબીલ્લે માં બેઠા બેઠા જ કરી શકીએ છીએ અને રોજ દરોજ ના કામ માટે યાર બઉ ઉપયોગી છે mobile હા એ તમે સાચું કીધું કે mobile એ થી mobile એક સૌથી best gadget છે આ century નું કે તમે mobile થી બધું control કરી શકો છો કે charging થી electronic જ છે આમ તો એના અંદર તમે દેશ વિદેશ ના લોકો થી વાતો કરી શકો છો friends બનાવી શકો છો social media use કરી શકો છો નાં જાને કેટલાયે ઉપયોગો છે એના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 એ સિવાય જો આપડે અલગ વાત કરીએ તો હવે એ bulb પણ આવી ચુક્યા છે જે ઓછી વીજળી માં વધારે light આપે અને વધારે ચાલે જેમ કે led bulb હા ભાઈ અને તું જોને આ electronic સાધનો ને લીધે દુનિયા કેટલી બદલાઈ ગઈ છે કેમ કે પેલા લોકો હાથ પગ થી કામ કરતા હતા અને આજ કાલ આ laptop computer mobile જે આ રોજગાર નું સાધન બની ગયું છે તે જોયું જ છે મોટી company ઓ માં લોકો laptop પર કામ કરે છે અને પોતાની income generate કરે છે હા એની સાથે સાથે આપડે industrial ઉદ્યોગ માં જોઈએ કે પેલા કેવું હતુબ કે તમે કોઈ વસ્તુ બનાવો છો તો પોતાને packing કરવું પડે તમારે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 એ wash કરી નાખે બધું ના જાણે નાના માં નાનું વસ્તુ machine કરી રાખે ખાલી તેના પર ધ્યાન રાખવા માટે માણસો ની જરૂર પડતી હોય છે તો એક રીતે જોતા જઈએ તો માણસો નું મોટા માં મોટું laberwork પણ ઓછુ થઇ ગયું અને

હા ભાઈ જો નાં આ સાધનો ને લીધે કેટલું કામ ઓછુ થઇ ગયુ છે પણ સાથે સાથે બેરોજગારી પણ યાર બઉ વધી ગઈ છે આ electronic સાધનો આવવા ને કારણે કેમ કે લોકો ને બઉ કામ મળતા અને આજ કાલ જોવા જઈએ તો online થઇ ગયું છે તો રોજગારી ઓછી થઇ ગઈ છે હા એ તો તમે સાચું કીધું કે જો પહેલા માણસો ની જરૂર વધારે પડતી પણ અને એના માટે રોજગાર પણ મળી રહેતું જેમ કે કોઈ ગામડા નું village હોય તો ત્યાં કોઈ company સ્થાપવા માં આવે તો માણસો ની જરૂર પડતી ત્યાં ના સ્થાનિક લોકો ને રોજગાર મળતો જેમ કે મારા ગામ માં કેવું હતું કે એક company આવી હતી reliance ની તો તે time એટલા બધા machine અત્યાધુનિક ના હતા તો મોટી સંખ્યા માં લોકો ત્યાં જોડાયા અને પોતાના રોજગાર મેળવ્યો પણ સમય જતા એ oil industry એ પેલે તો અમારા ગામ માંથી એ company બંદ થઇ ગઈ પણ પછી શું થવા માંડ્યું અમ કે નવા નવા અત્યાધુનિક machine આવવા માંડ્યા એ time નાં

લોકો ને રોજગાર છીનવાઈ ગઈ ઘણાં લોકો ને છુટા કરી દેવા માં આવ્યા કે હવે અમારે તમારી જરૂર નથી એક જોતા જઈએ તો આં electronic version નાં જે machine ઓ છે એ આવનારા સમય માં

હા physical work ઓછુ થઇ ગયું અને mental work વધી ગયું

હજારો કિલોમીટર નાં અંદર માત્ર થોડા સમય માત્ર શકો છો તો તેના થી શું થાય છે કે લોકો ને બઉ જ ફાયદો થાય છે કે તેમને પોતાની product બીજે વેચી સાકે છે ત્યાં થી delevory કરી સકે છે.

અને તેને દુર દુર લાંબા સમય સુધી સંગ્રહ કરી સકાય છે જેમ કે coldstorage તમે cold storage વિશે સાંભળ્યું છે?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

એની એ હાલત માં તેને મેળવી અ ઉપયોગ પણ કરી શકો છો તો આ પણ એક સારી વ્યવસ્થા છે અત્યાર નાં machine યુગ ની હા ભાઈ આ electronic સાધનો મારા જીવન માં તો યાર બઉ ઉપયોગી છે અને તારા લગભગ તારા જીવન માં પણ હશે જ તું જણાઈ સક્સે કે તને કેવી રીતે ઉપયોગી થાય છે આ electronic સાધનો હા કઈ સકું છું જેમ કે એક smartwatch છે મારી પાસે apple ની i seven series છે તો તે મને સવારે reminder કરી ને ઉઠાડી દે છે જેમ કે તેમાં alarm મૂકી સકું ચુ પછી રોજ દરોજ નાં એક reminder set બ to do list જેને કેવાય કે ફોન માં કે મારે અત્યારે મારે આ કામ કરવા ના છે એ મને યાદ કરાવે છે પછી એમાં heart rate જેમ કે શું છે મારું pulse rate શું છે મારું blood temperature શું છે મારું blood pressure શું છે આ બધું મને એક watch નાં માધ્યમ થી મળી જાય છે તો મારે doctor પાસે જવા ની જરૂર પડતી નથી તો આ એક મારા માટે બઉ જ સારી વસ્તુ છે કે મારે કોઈ doctor ની મુલાકાત લેવી પડતી નથી અને મરું health પ્રમાણે કોઈ issue હોય તો પણ તે test કરી ને મને જણાય દે છે તો પછી મને આગોતરા જ ખબર પડી જાય છે કે મારે શું કરવા નું છે બરાબર અને ભાઈ એક બીજી electronic સાધન લઇ લે જેમ કે freeze અલ્યા પણ યાર આજ કાલ બઉ ઉપયોગી છે જેમ કે પેલા ખાવા નું બાર મુક્ત તો બગડી જતું આજ કાલ freeze આવવા નાં લીધે લોકો freeze માં બધું સાચવી રાખે છે તો બે ત્રણ દિવસ સુધી ખાવા નું બગડતું નથી અને આપને સવારે રાંધ્યું હોય તો સાંજે પણ ખાઈએ અને કાલે પણ ખાઈ શકીએ એવું બધું છે હા એ તો છે ને મેં કહ્યું કે જો કોઈ product ને ઠંડા વાતાવરણ માં રાખવા માં આવે તો જલ્દી બગડતું નથી આવવા તો કેટલાય machine છે જેમ કે આ તો robot યુગ આવી રહ્યો છે આ બધું તો હું તમને પછી સમાંજાવીસ પણ એક artificial intelligence છે. કે જેમાં કેવું હોય છે કે જે machine હોય છે તે માનસ ની જેમ જ વર્તન કરે છે તે આપદા હાવ ભાવ સમજે છે આપદા emotion સમજે છે robot doll કે એ china japan લોકો robot doll ખરીદી રહ્યા છે અને પોતાના દુખ emotion share કરે છે અને તેની પાસે થી પ્રેરણા મેળવે છે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 કેમ કે મેં આમ વિચાર્યું હતું કે આ machine થઇ રહી છે નવા નવા gadget આવી રહ્યા છે એક gadget એવું પણ હતું કે તેમાં તમે ગરમ ચા ઉમેર્યો તો ઠંડી કરવી હોય તો પણ થાય અને ઠંડી ઉમેરી હોય તો ગરમ કરવી હોય તો પણ થાય તે પણ ગણતરી નાં second ઓ માં. mobile laptop computer આ બધા machine ઓ છે એના સિવાય એક જીવન હજરૂરી machine બની ગયું છે તે air conditioner કેમ કે આપડી ગરમી વધી રહી છે તો તું ક્યારે ac વાપરે છે? હા ભાઈ વાપરું ચુ ને મારા એક મિત્ર છે ને જસવંત એના ઘરે યાર ac છે અમે ત્યાં જ બેસી રહીએ છીએ આખો દિવસ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 હા રૂમ નું temperature બદલી દેશે એની સાથે મેં એક વાર એવું પણ વાંચ્યું હતું કે આવનારો સમય એવો આવશે કે બધું જ કામ machine ઓ થી થશે જેમ કે બાળકો ને સંભાળવા વૃધો ને રાખવા

તમે loud અવાજ પર તમે સાંભળી શકો છો અને એ જ સાથે તમારે બીજા કોઈ ને નાં સંભળાવવું હોય તો તમે ear phone લાગી શકો છો તો એ પણ એ technology નો machine નો જ ભાગ છે તમે buds નો ઉપયોગ કર્યો છે હા યાર મારી પાસે છે ને ear buds હા તો તમારે એ વાપરવું જ જોઈએ એ પણ એક સારી technology છે તો અત્યારે તો મારે થોડું કામ છે તો એમ કરીએ કે next time આપડે મળીએ તો બીજા machine નું અને બીજા electronic world વિશે વાત કરીશું અને હું તમને એ પણ સમ્માંજ્વીસ કે કઈ રીતે દુનિયા આગળ વધી રહી છે અને આવનારા સમય માં machine યુગ આવશે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 બીજા દેશો વાપરી રહ્યા છે એક drone technology છે તેના વિશે પણ જણાવીસ પણ અત્યારે મારે એક કામ છે તો હું જી રહ્યો છું ચાલો ત્યારે મળીએ હવે Hello શુભમ કેમ છો

અરે બાપરે આતો આતો કઈ કંપની વાળા કઈ તમને કઈ એક્સ્ટ્રા કઈ આપેકે પેમેન્ટ આવું બધુ કરવાનું ઊંડાઘુ ચતુ કરવાનું એ કઈ ની એ લે તો તમે કઈ us ના ક્લાઈન્ટ છે એટલે આવું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 અહીં મને તમે કો ને કે સાત વાગા પછી કામ કરો તો હું તો ના પડી દવ કે સાત વાગ્યા પછી માણસ ને પોતાનો time જોવે માણસ ને એ ફરવા જાય પછી નીચે કઈ ચા પીવા જાય કઈ બી કરે પણ સાત વાગ્યા પછી તમને આમ એવું brec જોઈએ દિવસ માં યાર કે પત્યું હવે ચાલો એ હવે તમને એવી ટેવ પડી ગઈ છે એટલે હવે મારે એક વરસ થી ચાલે છે આવી kept એટલે વાંધો નથી આવતો હમણાં તો અચ્છા પણ આ આવુજ રેવાનું એટલે cheng થવાનું આગળ કે તમારે ત્યાં તો એવું જ છે ના અત્યારે તો આવું જ છે work from home જ છે એ લોકો કઈ બાદલ વાનું નથી પણ શેપ તો આ જ રહશે અચ્છા અચ્છાok એક વાર જો ફાવી જાય તો વાંધો નથી એમ તો પણ તમે જો એજ કરતા હોઈ તો ચાલે ok સરસ પણ આ બધા માં તમારે એટલે જમા ખાવાનું timeing બાધુ એક થઇ જય

yaar parfection તમારું કઈ કે જિમ બીમ જાવ છો કે ની તમે હમમ મેં અત્યારે જીમ બંધ રાખું છે આ ઠંડી ના લીધે મને ઉઠવામાં તકલીફ પડે તો સવારે અલા પણ આખા દિવસ માં તમને પોતાનો TIMR મળતો જ નથી એટલે પછી તો FITNESS નું ને HELTH નું ધ્યાન તો રાખતા નથી તમે એવું લાગે છે મને એ અત્યારે જોઈ આ MARCH પતશે ને એટલે ફરીથી ચાલુ કરી દઈશ

જે મારા FRIEND ના રૂમ પાર જવાનો છું ને તો એ છે બધું GEMને CLUB બધું હોઈ એમાં MEMBER SHIP ને એટલે FREE જ હોઈ MAINTENANCE માં આવી જાય તો વિચાર છે કે જો એમાં તઝાઈ તો એકદમ PROBLEM ની આવે પછી આગળ એમ બી ત્યાંથી કઈ બી જવાનું હોઈ તો બી WORK FROM HOME જ રહેશે OFFICE WORK જવાનું ની થશે મારુ OK તો અચ્છા તો તમારે એટલે હું તો કાવ યાર અચ્છા ઘરે છો તો કઈ કરો એમ આ ત્યાં કંધાવાનું કઈ હા ઈંડા માં કોઈ વાંધો નહી ઈંડા તો મેં અને પપ્પા બન્ને અમે તો ચાલુ જ હોય તો ઈંડા માં શું ખાઓ બોઈલડ ખાઓ કે ભુરજી બનાવો કે શું કરો એવું છે પેહલી વાર લાવેલા ને ત્યારે ભુરજી કરેલી ને પછી હવે બે ચાર દિવસ પેહલા અંડા કરી કરી હતી પપ્પા એ ટ્રાય કરી હતી બનવાની મસ્ત બની હતી એક્દુમ બ્રેડ લઇ આયેલો હું ભાહ્ર થી મમ્મી તો ખાતા નથી અચ્છા તો સવાર સવાર ના બોઈલડ કરતા હોય્છો રોજ ના બે દિવસ ના ચાર ચાર ઈંડા ખાવાના સવાર માં બે અને આંજ માં બે અને પેલો પ્રોટીન શેક કે એવું ચાલુ કરી દો પીવાના એટલા સવાર માં એ પીવાનું એટલે કેવું થોડું સારું રેહ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 હ હ હ ઘરે જો આખો દિવસ તમે બેઠા હોય ને તમે આખા દિવસ ઘરમાં એક જગ્યા બેઠા હોય કઈ કરતા ના હોય હળવા ચાલવાનું ના હોય તો તકલીફ પડે માનસ ને હા હતો તમે એમાં જોઈન થયેલા કે પાર્થ ના મહિના માં પેલા કાલ્ત ફિલ્ટ વાળું કદાચ એટલે ખબર થે બધું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

એમુ એમના

એટલે ત્યાં તમે જાઉં આખા બીસ પચ્ચીસ લોકો હોય એક સેસન માં મજા આવે જરીક એક કલાક નો હોય એક સેસન મને પેહલા લાગતું હતું કે ઇઝી રેહશે ડાન્સ ફિટનેસ મેં કીધું શું છે કે ડાન્સ ફિટનેસ બત એમાં આવે ડાન્સ ફિટનેસ માં ભી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 આવું કાય નથી ખાલી જીમ ચાલે આપળી બાજુ પણ એ લોકો મેં તો શામ્બ્દીયું છે આપડા ડાયટ પ્લેન પર એટલે ગય્ડ કરે કે એવું નહી ખાવાનું શું ખાવાનું શું પીવાનું એવું બધું બતાવે તય હા તો એમની એપ છે માં આ બધું હું કેહવાય તમારું બોડી માસ ઇન્દેક્ષ bmi વેઈઘ્ત આ બધું ટ્રેક થાય તો એ પ્રમાણે તમને સુગસ્ત કરે કે ભાઈ આટલું પ્રોટીન ખાઓ ને આટલું કેલેરી બર્ન કરો ને આટલું કરો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

હા હા બહુ મસ્ત છે અને એમાં એ લોકો ને બધી બીજું બીજું ભી એડ કર્યું છે યોગા યોગા ના એડ કરેલા છે સેસન ને scologysychotherapy વાળા ભી સેસન એડ કરેલા છે એટલે બધું ઓવ્ર્રેલ છે ખાલી physical નહી પણ mental વગેર ભી છે એમ ત્યાં એ લોકો ના સ્ટોર માં છે ને એવું ભી હોય પેલા હેલ્થી ફૂડ ભી વેચે એટલે જુસ વુસ આપે પછી પેલું કડીન છે ઓંટ મિલ છે એવું તેવું એમ દસ પંદર ઇતેમો છે એટલે હું ત્યાં મારું વર્ક ઓઉટ કરતું હોય એટલે આવું કયીસ એક લઇ લાવ મજા આવે જરીક સારું રહે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 આ monthly ભી અને વર્ષ ભી નું તમે લઇ લો વર્ષ ના લઇ ને તો ભી બાર એક હાજર પડે મારા હિસાબ થી

મહિના ના ડોળ એક હાજર એકલું પડે તો ચાલે એટલે એમ તમે રેગુલર કરતા હોય તો સારું એવું ની કે તમે એક વાર કર્યું ને પછી તમે જતા નહી તો તમે જતા નહી ક્લાસ રોજ regularly એટલે તમે regular કરતા હોય તો સારું રહે એમ જોવું પડશે હવે પુણે નું શિફ્ટ થયો હતો તય તો હશે એ હમમ આ બધું ના હોય ભી શું માનસ એમ આખો દિવસ બેઠું હોય એની કરતા તમે ચાલવા દોડવા નીકળું જાવ ને જોગ્ગીંગ બીગીંગ કાય તો કરો કાર્દીઓ કરો કાયિક તો એટલે એમ બોડી એમ મોવેમેન્ટ થવું જોયીયે એક ઠીકાને બેથી રહોને આખો દિવસ એમાં કોઈ મતલબ નહી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 અચ્છા અચ્છા આયીયા આગળ તો યાર લોકો બધું કરે આયીયા આગળ ટોપ જોગ્ગીંગ માં જાય લોકો પેલું ખાવાનું ભી અયીયા ઓપ્ત્ન બધા બહુ કીચોડા ક્ષ્ક્ષ છે ને સેલેડ ડાયટ છે ને વિગેન છે અને બધું બહુ છે એટલે લોકો કરે તો તમે બેંગ્લોર માં આવો તો તમને બતાયીયે એમ બધું અલગ અલગ જાત નું છે તો કરવા જેવું કરવા વાળા કરે આપળે તો એટલું બધું નહી બસ એમ કરવા વાળા બધું કરે પ્રેમ થી બધું પપ્પા નું મારા માટે હવે પાપા નું વજન વધતું જાય છે તો મારા તો વિચાર છે પપ્પા ને પેલી એક તો સાયકલ લઇ આપવી સ્પેશલ આ લોકો માં બધા જાય આજ કાલ ને વધારે બધા સાયકલ લઇ ને સાય્લીંગ કરવા સાય્લીંગ કરવા જાય સવારે સવારે એ સારું છે તો એના થી એટલું ફર્ક પડે પેટ

પેલી મેં તમને હું આપી થી ના smart watch સેમન્સ્ન્ગ વાડી એ તમે પેહ્રો છો કે નહી એમાં બધું smart watch એ બધું તમારે સ્ટેપ કેટલા લીધા તમે દિવસ માં ને કેટલી ઊંઘ કેટલી આવેલી તમને આવું બધું બહુ સારું છે એમના તમે ઉઝ કરતા હોય તો મજે રહશે હી એ મને તો અત્યારે હું તો શું હું તો ઘરે રહું છું મને એનું કઈ વધારે ઉસ્ઝ નહી થતો પણ પપ્પા ને આપી દયીસ હું હમને પપ્પા તો વધારે બરાબર બરાબર સારું સારું બાકી આપડા ત્યાં બાકી આપડા ત્યાં શું કેહ બધ ઠંડી વંડી કેમ છે આ વાખતે આપળે ત્યાં નાના ઠંડી હમન ઊછી થઇ ગયી છે ત્રણ ચાર દિવસ થી કઈ નથી બિલકુલ નોર્મલ છે સારું છે બાકી તો પેહલા ભાહર ના નીકળાય સ્વેટર પેહરી ને થતું ના નીકળાય બેંગ્લોર માં તો બહુ મસ્ત હોય બહુ મસ્ત હોય હા કાયમ બહુ મસ્ત હોય એવું લાગે નહી તમને કે ઠંડી માં બહુ ઠંડી જ હોય કે ગરમી માં બહુ ઉનાળો જ હોય એવું કઈ લાગે જ નહી કાયમ નોર્મલ temperature સંધ્યાકાળ ની જેમ temperature કાયમ એટલે તમે દિવસ માં ભી ફરવા શકો ભાહર ભી એમ તને કઈ વાંધો જ નથી બહિ ભાઈ બેંગ્લોર જેવો કઈ નથી વેધર કસે પુણે ભી આપળે રેહ્યા હતા પુણે માં ભી એટલું મસ્ત નથુ બેંગ્લોર ની મસ્ત કેહવાય એમ હા એટલે હું તો કેહતો હતો કે ભાઈ તમે આ સાયડ આવતા હોય તો તમને ફરાવું થોડો બેંગ્લોર માં સોઉથ માં આખું એમ સારું હોય ચેન્નાઈ ચેન્નાઈ મૂકી દે ચેન્નાઈ માં ગરમી પડે વધારે બાકી આમતો આખું સોઉથ ફરવા લાયક છે એમને temapareture અને વેધર બધું સારું હોય છે વિચાર છે મારું અને આમ ભી મારે વર્ક ફ્રોમ હોમ જ છે એક આક વીકેન્ડ પર જોયીયે આયી જયીસ એ બાજુ હા એટલે આયીયા પણ આયીયા છે ને શું કેહવાય આમ i dont know હું અયીયા રહું છું ને જે એરિયા માં ત્યાં એ ડસત વધારે હોય તો ડસત ની alergy થઇ ગયી હતી હમણાં એટલે દષ્ટ માં કેવું હોય તમને ખાસી ચ્ચીચ આવે વધારે ચ્ચીચ આવે તોયે તમે જાઆવે વ રસ્તા પર આમ ફરતા હોય એ ક્લસિક બહુ નાક પાસ માટે એટલે તમને ચ્ચીચ વધારે આવે ને એમ પેલું શું કેહવાય આંખ માં પાણી તો એ બધું અઘરું છે એટલે ડીપેન્દ તો તમે બેંગ્લોર માં ભી છો તમે કયા આરિયા માં છો મને તો ભાઈ એ ભી પેહલા થી ચ્ચીચ એટલે ધૂળ થી તકલીફ તો છે હું ઘરે ભી આપળે સાફ સફાઈ કરતો હોય તો મને ચ્ચીચ આવી જાય તરત થી આપળે અક્લેશ્વ્ર મેં તો અંકલેશ્વર માં બધી બહુ છે હા એમ કેટલા પોલ્લુતન માં આપળે રહ્યા થા હા એજ અત્યારે તો ઊછું છે અત્યારે તો પેહલા કરત બહુ ઊછું થઇ ગયું છે પણ હમમ કેમ કે GIDC માં ભી જાવ ને તો ભી એ બાજુ હવે કાયિક વાસ આવતો નથી કે ભાઈ એમ શ્વાસ લેવાના માં તકલીફ નહી થથી નોર્મલ છે અત્યારે એક આજ દિવસ જયારે વરસાદ ના ટાયમ પર એ લોકો છોડે કે કરે ત્યારે ગેસ છોડે ત્યારે કઈ થાય બસ આપળી એરિયા માં તો નહી થથી એમ પણ તો વાંધો આવતો નથી અને

એમ મિનટ આપજોમને કાયિક કોલ આવે છે મને કે શું હે કોલ આવતું હોય તો વાંધુ નહી આપળે પછી લયીયે રોમ તો બાકી નાના કોલ નથી એટલે એક મેસેજ આયુ હતું ખાલી એને કહી દઉં કે બાકી હૂતો સવારે ચાલુ કરી દેવાનો કરવાનું સવાર સવાર માં મજા આવે જરીક એમ ને મૂળ ફ્રેશ લાગે atleast આપળે ધાભા પર કેમકે મારે ઊઠવાનું ઠેકાણા નહી હોતા ને ટાયમ મળે તો અચ્છા અચ્છા બટ હવે હું સેહેર કરું છું શું તમે આમ જેમ જેમ થઇ રહ્યા છે મસ્ત છે એટલે થોડી ઉમર વધતી જાય ને હવે હું ત્રીસ નું થવાનું જેમ જેમ થોડી ઉમર વધતી જાય ને એમ તમને એવું લાગે કે ભાઈ વધારે એમ કામ કરવો પતાવું પેલા હું કેહવાય હેલ્થ ની જેમ એટલે મને ખયાલ આવે કે ભાઈ ઓકે મારે છે ને ફિટનેસ માં આવું કરવું જ જોયીયે આ નહી ખાવું જોયીયે છે ને આવું બધું એ સારું રહે એક રીત ના ને એ કરતા તમારું વજન કન્ટ્રોલ કરવું જોયીયે પેહલા તો આપળે કેવું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 કેરફુલ થઇ કે તમે બોડી માં શું નાખો છો કેવી રીતના તમે બોડી ને ત્રેણ કરો છો એ બધું એમ જોયીએ યર આજ કાલ જરૂરી છે અને આપળી સેહરી ની લાય્ફ સ્તય્લ એમ આખો દિવસ બેસી રેહ ને રહ્યા હોય એક જગ્યા ઓં આ બધું એમ અઘરું છે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 હમમ અત્યારે મેં તો એમ તેલ ખવાનું ઓછું કરી નાખેલી તેલ વાડી વસ્તુઓં છેને તળેલી વસ્તુઓં બધી ઓછી કરી નાખેલી છે એ મને નથી ગમતું અત્યારે ખાલી ખોટું વધારે પીમ્પ્લ થઇ જાય એના થી અને મજા નહી આવે પછી

બાકી બાકી શું તમે જાવ કે નહી એ બાજુ વાલ્કીંગ પર કે કઈ નહી સવાર તો મારે મારે સવારે તો અત્યારે કોલ સરખી જાય તો સાંજ ના જાવ છું સાંજ ના ચા વા પીવા કરી મજા આવે જરીક તો તાઈ મારે ફ્રી હોય લેપટોપ બંદ કરી એટલે પોતાનો ટાયમ છે

એકઝામ તો બહુ મસ્ત ગઈ છે ના રીઝલ્ટ ને તો હજી વાર છે ક્યારે આવે એ પણ કઈજ કીધું નથી નક્કી-નથી.

એસી ઉપર હમ

હમ એટલે સાયન્સ લેવાનો વિચાર છે પણ રીઝલ્ટ આવે પછી ફાઇનલ ડિસિઝન લઉ કે મારે આગળ જઈને શું કરવું છે એમ. નહીં કે ખબર નથી સાયન્સ માં શું આવે એ પણ નથી ખબર કોમર્સ માં શું આવે એ પણ નથી ખબર. જોઈએ હવે શું લઈએ આપડે પહેલા આ કમ્પ્લીટ કરવું પડે જેથી આપણું કરિયર સારું રહે

ભણવાનો તો આહીંયા જ વિચાર છે.

ઓકે ઓકે હમ સારું પછી પછી આગળ વિચારીએ શું કરવું ઈ

મારે તો સાયન્સજ લેવુ છે. પણ હવે જો કોઈ ગાઈડન્સ મળે એટલે પૂછીને આગળ પગલું ભરવું કે શું લઇ શકાય સાયન્સ માં કઈ કઈ પોસ્ટ આવે છે આગળ જતા કેમ કરિયર બનાવવા જેવું છે મેકેનિકલ એન્જિનિયરિંગ છે સોફ્ટવેર એન્જિનિયરિંગ છે પી સી એન્જિનિયરિંગ છેએમાં જવા એ પછી ડોક્ટર ની લાઈન માં જવા બાયોલોજી લેવાય કે તો પછી આઇટી કરાય આઇઆઇટી કરાય શું કરીયે સારો ગાઈડેન્સ મળે તો પછી એનું ગાઈડ પ્રમાણે નું આગળ બધું એટલે થોડું વિચારીને પગલું ભરીશ કે શું કરવું આગળ પછી પછતાવો થાય એવું નથી કરવું આપડે પેહલેથી ન જ તે સાચો નિર્ણય લેવો છે એટલે આગળ જતા આપણે સારું પડે એમ.

સ્કૂલ માં મજા છે એવી એક પણ જગ્યાએ મજા નથી એટલે સ્કૂલ લાઈફ ને આપડે ફૂલએ ફૂલ મોજ કરીજ લેવાનું આપણને મોજ કરવા મળે તો પછી આપણે ક્ષણો સાથ કરીજ લેવાના એમ કારણકે જો એક વાર આપડે સ્કૂલ માંથી પછી એ દિવસ પાંછા ક્યારેય નથી આવવાના